આ બ્લુ કલર ની લારી છે એમાં મસ્ત બ્લુ કલર નુ પોસ્ટર લગાવેલુ સે એમા પુસ્તકો છે.

બો બધા વૃક્ષો સે અને મસ્ત મોટી જગ્યા છે.

એક વાળંદ સે તેની દાઢી કરે સે પાછળ બીજો માણસ એક દાઢી કરે સે લાલ કલર ના --

રોડ સે એમાં પર ગાડીઓ જાય સે પછી આબાજુ બંગલા સે વચ્ચે ગાર્ડન સે વૃક્ષ બના--

બધી બનાવેલુ સે અને ઝાડવાનું ડેકોરેશન બધુ બનાવેલુ સે લાઈટિંગો મૂકેલી છે.

ને પાછળ રોડ સે એની પાછળ બંગલાઓ છે.

આ એની પાછડ સ્ત્રીઓ પૂજા કરવા બેઠી છે એની પાછડ ખેતર છે.

ધજા દેખાય સે એની પાછળ ગાર્ડન સે ખુરસીઓ મૂકેલી સે.

છે અને નીચે પાર્કિંગ છે અને ઉપર લાઈટિંગ વાળો શોરૂમ છે બાજુમાં લાઇટ થાઈ છે.

એ પાછળ ફોટો પાડી રહ્યા છે એક મોટી સ્કુલ છે એમાં નીચે બે ફોર વ્હીલો ઊભી છે એની નીચે એક નાના-નાના ઝાડવા છે અને --

અને એમાં પીળા કલર નો કલર છે નાના-નાના ઝાડવા છે એમાં કુંડા કલર કલર ના છે લાલ કલર પીળો કલર ગુલાબી કલર નીચે બાઈક છે --

અને એમા ઝાડવા છે અને એમા --

મૂકેલું તેમા એવોર્ડ મુકેલા છે બે એમા કાગળ સે ટેબલ ઉપર અને એની પાછળ એક સ્ત્રીનો ફોટો --